પંપ આપડે દવા કાઢવા નો પંપ આવે એ આપડે દવા માં આપડા તો ઈ એ ખબર પડે કે આપડે ટપક માં ઓલું નાંખીન દવા કાઢીએ હમ ટપક માં ટપક માં છેને ઓલું હોય એમાં સો રૂપિયા મળવાના જમીન માં જવાની નથી ટપક પદ્ધતિ એટલે કે તમારે ટપક માં ફુવારા મારવાના હોય જમીન માં એટલ કે તમારી પછી આ આ ટપક આવે એમાં કાદવ વાળું પાણી ગળી ગયું હોય એ ફિલ્ટર આપડે સાફ કરવા પડે ધોવા પડે એમાં સમય કરવો પડે બદલાવવા પડે તો પછી વાલ વાલ મુકવા પડેને ટપક માં આજ પ્રકારની system જ આખી હાલે છે એ ફીટ કરી જાય તમાર જ્યાં ફીટ કરાવી હોય એને ફીટ કરી છે અનો માનસ આવે ને ફીટ કરી આપે. તો ટપક આપણને સારું પડે ને બવ ટપક બવ સરસ હોય છે જાડા પાક ની તો પછી આપડે બાગાયતી ખેતી કરવી બાગાયતી ખેતી માં લીબું છે કેરી છે આંબા છ એ આપડે કરવું સારું કે બાગાયતી? બાગાયતી માં જો બાગાયતી ખેતી કરવી આપડે બરોબર તો એમાં ખેડૂત બાગાયત માં લખાય બરાબ બાગાયત માં તમે ઘણા સમયે કાપીને

હા ત્રણ થી ચાર વરસ માં તમારે પછી ત્રણ થી ચાર વરસ પાસા જમીન એ આપને વાવીએ

જેમ જેમ જમીન માં જેવી જેવી નાની નાની વસ્તુઓ થાય તેમ તેઊ બધું થાય પછી આપડે આંબા મોટા થઈ ગયા પછી અદર ગયા પછી ખેડ ના કરી શકીએ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

પેન્સિલ ના બિજનેરી પાસા ઓગણીસો એસી ના દસકમાં સોવિયટ રશિયા તથા અમેરિકા વચ્ચે અણુશસ્ત્રોની જેમ અવકાશ યાત્રા ના ક્ષેત્રે પણ કોણ પેલું ની કરતા વચ્ચે કેટલાક ની

બે મીનીટે બસો પાંચ દુતીયાઉસ અને સૂન્ય નીથે પિસ્તાલીસ ડિસ્ટન્સ વચ્ચે અદલબદલ થતા તાપમાન માંહોય માટે સાહી વારાફરતી થીજે અને હ્દ્ગ્દ લાગે અતિ ગરમ ખુલ્લી સાહી ઇકો લીલો રંગ ધારણ કરે એ સમસ્યા પણ હતી અમેરિકા ની જાણીતી કંપની નાસા ની મુજવણ દૂર કરવા માટે દસ લાખ ડોલર નું બજટ ફાળવી ને સંસોધન હાથ ધરીયું છે આર્થિક રીતે નાસા દ્વ્રારા બિલકુલ સહાય ન હોતી મળી અને પેન પૂરી ફાટવા માટે નતો બનીયો છતાં કંપની ના માલિક એ કોહલી શિખરે સ્વેચ્છાએ પડકાર એટલે માટે જીલીયો કે સંસોધન કામીયાબ રહે તો ફિસલજેમી ધૂમ પબ્લિસિટી થવા ની હતી Futuretnsecompany ના સંશોધકો નું ત્રાસ પડીયો ક્રોમિયમ

ઓક્ટોબર ઓગણીસો સાહીઠ માં અપોલો સેવન યાન ની ત્રિપુટી એ તેમ ની દસ દિવસ વીસ ક્લાક અને નવ મિનીટ લાંબી અંતરીક્ષ યાત્રા દરમિયાન તે પેન નો ઉપયોગ કર્યો અને તે પછી બધાજ અવકાસ પ્રવાસો માં તેનો ઉપયોગ થતો રહ્યો એક સવાલ મનમાં જુરુર જાગે કે કંપની દસ લાખ ડોલર આમાં લગાદીયા પડિયા તે જોતા નાસા એ સીધી સાદી પેન્સિલ વડે સા માટે કામ ન ચલાવીયું જવાબ એ છે કે પેન્સિલ સીધીસાદી ઠીક નથી વિજ્ઞાનના અમુક સુન્ધીવાળા સિધાંતો એ તેને વિશિષ્ટ બનાવી દીધી છે તેથી

અને વર્ષ કરતા વધુ ને વધુ જટિલ થવા લાગ્યું. છેવટે તો એટલે સુધી અમેરિકા ની સાહીકેમ એંજીન્યરિંગ મેન્યુફેક્ચરિંગ કંપની નાસા માટે ચોતરીશ સ્પેસ પેન બનવા નો ખર્ચ નવ જીટ એકસો અઠયાવીસ પોઈન્ટ ઓગનએસીડોલર આવ્યો અવકાસ માં તેનું ઉપયોગ કડી થયો નહી પેન્સિલ ની રચના માં અને તેના કાર્ય માં રહેલા વિજ્ઞાન ની રોજ્ક કરતા પેલા થોડુક ફ્લેશબેક બરાબર સાડા ચારસો વર્ષ લાંબા ઈતિહાસ નું પ્રાચીન રોમન પદાર્થ નું માટી કોયલની સાહી માં અક્ષરો પેન્સિલ કેવાતીનવસો બરસો છતીસદીમાં તેમને બરુદના સ્થાને બતક નું અણીદાર પીછું વાપરવાની શરુ કરીયું આ પીછા ની નામ પેન્સિલ હતું આ જૂની પેન્સિલ નો આવિષ્કાર બહુ અદ્ભુત રીતે થય માણસને બદલે કુદરતી રીતે આપ મેળે કરીયા પીયો ઇસવીસનપંદરસો ઓગણ સાહીઠ માં ઇંગ્લૈંડ માં તે બધે વાવાઝોડુંઆવ્યું કેવાય છે કે ત્યાં ખાતે પાંજના એક ઘટાદાર વૃક્ષ ને તે વાવાઝોડુંએ જમીન દોષ કરી નાખીયું

લીટા પાડી શકાય છે એટલે સોળ મી સદીમાં તે જાતના અણીદારટુકડા ક્યારેય લખવા માટે વપરાતા હતા પાંજનાના વૃક્ષનીચે મળી આવેલી ખાણ ગરેફાઈટ હતી

અક્ષર બિલ્કૂલ કાળા દેખાતા હતા ઇસવીસન પંદરસો ઓગણસાહીઠ થીઆ ને અંગ્રેજો સાર્વજનિક રીતે પોતા ના ભેગા છ સિક્કા વડે નીસાની રૂપિયેએ માર્કિંગ કરવા લાગ્ય જેથી થી લંડન માં તે નવ પદાર્થ ને છરી ના આકાર કાપી ને માર્કિંગ સ્ટોન તરીકે વેચવા માંડીયા ઉચો ભાવ લેવાનો તેમને શરુ કરીયું કારણકે માલ ભરેલી પેટી અથવા પર લેબલ જેવી વિગત લખવા માટે દરેક વ્યાપારી ને એક આધ માર્કિંગ સ્ટોન રાખ્યો હતો પાલતું ન હતું પર ઘણી લોકો ની સંખ્યા ઘણી માટે અમુક

એક મુદો બહુ ઓછા લોકો ના ધ્યાન માં આવીયો હશે જણાતી ખાણમાં થી મળી રહેલા ચકીત્સનો જથ્થો માનો ક્રાંતિ લાવી રહ્યું હશે માંઈક નો અને પસાર હજારો વર્ષ થયો મહતમ અંશ મોખિક રીતે થતો રહેલો પણ હવે તેને લેખિત સ્વરૂપ આપી શકાયું ન હતું અક્ષર વ્યાપક ફેલાવો થવો અ થવા માંડીયો હતો થીબાદ થતા જથ્થા બંધ આવા પથ્થર વડે સુગડરીતે લખી શકાય તે માટે લોકો તેને છરી ના આકાર માં કાપી તેના ફરતે દોરી લપેટી દેતા હતા ઉપયોગ દરમિયાન ઘસાતી અણી તેમજ નાની સરખી જાય તેમજ સહેજ વધુ અણી ને ખુલ્લા કરવા માટે જરૂર પડતી દોરી ઉકેલવા માં આવતી અંધ હતા લોકો ને એ મૂળભૂત હકીકત ખબર નતી કે જે કેવો માનતા આવિયા છે વાસ્તવમાં કાર્બન નું બનેલું ગ્રેફાઇટ આ પદાર્થને છરીના આકાર માં કાપી

એ બે સદી પેલા યોગ લીધો હત લખવા માટે એક માત્ર સાધન ત્યારે છવિના આકાર નું સીષું હતુ લેડ માં ત્યારે પછી એની પુષ્કળ ખાણો મળી. રાજા જયોર ની તે બધી પર કબજો જમાવ્યો ગ્રેફાઇટ નો જથ્થો પણ પ્રમાણ માં ઘટાડો થતો રહ્યો તેથી વધુ પડતા સપ્લાય ને લીધે બજાર માં તેનો ભાવ ન બગદિયો અને માટે પોતાનું નફો ઘટે નહ આણીએ મજુર પાસે સાંજ પાડી છુટા વ બાદ ઘર ભેગા જાઈ એ વખતે તેમની જડતી લેવાતી ગ્રેફાઇટ ની છડી જેમ

એટલે નાનકડો પ્રવઅ પદાથ થતો હતો એ જે રીતે છડી છાપ અણી બનાવવા વધારા નો ચુનો કે ભૂકો પડે એ વાપરી પણ શકાય નહી

માહિતી નો બોહળોપ્રકાર કરી શકાતો નથી ગ્રેફાઇટ જાણી અટકવાનો પ્રશ્ન રોજ પણ છે તે બાબતે ભૂતકાળ માં સંશોધકો નું નિરાકરણ લાવવા માટે કેટલી હદે મૌક્મીયા હોવા જોઈ ભૂતકાળ માં સંશોધકનું તેમ નિરાકરણ લાવવા માટે કેટલી હદે મથીયા હો હોવા જોઈ એ મથવું પડે તે સભાવિક પણ ખરું કેમકે પ્રશ્ન એનગીનીરગ ને લગતો છે કોલકાતા ના આવેલા બ્રિજ ને એંજીન્યરિંગ રચના પ્રત્યક્ષ છે પછી પોતાના જેન પૂર્વ અવ્લોનીક છે આ પીન્ચોતેર વર્ષ જુના પુલ પ્રકાર નો છે જેને અર્થે બેકે સામ સામા બે છેડાની વચ્ચે સાત સો મીટર લાંબા ફલક માં ક્યાય આધાર સ્થભ નથી કેમ કે પણ ચિંતા વણ છે માટે તે જટિલ એંજીન્યરિંગ પાસું છે હેરી લીઓ એ બળ પેલા ખાટલા ના Weight વજન વજન ખાટલા નીચે તરત દબાણ આપે પેન્સિલ ની બાબત માં

સુધી નું છે વધુ પડતો ભાર આપીને લખો ત્યારે Graphiteawbound ને થઈ શકતું નથી હ્વ્વે માનો કે ગ્રેફાઇટ જાડી ઘનતા વાળું નથી તો હવે માનો કે ગ્રેફાઇટ અણિત